તો કાળજીપૂર્વક વિચારો મારો દીકરો જનમ્યો પછી મેં તેને પત્ર લખ્યો હતો ઘણા લોકો એવા કુટુંબમાં જન્મે છે જેમાં ભણતરને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ઘણા કુટુંબમાં પ્રોત્સાહન આપવામાં નથી આવતું ઘણા લોકો એવા અર્થતંત્રમાં જન્મે છે જેમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે બીજા લોકો યુદ્ધ અને અરાજક દરમ્યાન જન્મ્યા હોય છે હું હું તને સફળ થતો જોવાય ઈચ્છું છું અને તો જાતે જ સફળતા મેળવે પણ એક વાત સમજજે પણ બધી જ સફળતા માટે મહેનત નથી કરવી પડતી અને બધા ની ગરીબીનું કારણ આળસ નથી હોતી

કોઈ ચોક્કસ વ્યક્તિનો અભ્યાસ કરો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે આપને ઉત્તમ ઉદાહરણો જેવા કે billionaireCEO અથવા તો ભયંકર નિષ્ફળતા પામનાર લોકો કે જે સમાચારમાં દેખાડવામાં આવે છે તેનો અભ્યાસ કરીએ છીએ આવા ઉદાહરણો બહુ ઓછી પરિસ્થિતિમાં લાગુ પડતા હોય છે કારણ કે તેમાં અનેક પ્રકારની ગળમથલ હોય છે પરિણામ કેટલું જબરદસ્ત હશે તેટલી જ તમે તે શીખને તમારા જીવનમાં અમલમાં મૂકી શકો તેની શક્યતા ઘટી જશે કારણ કે મળેલ જબરદસ્ત પરિણામ પાછળ નસીબ અથવા જોખમ જવાબદાર હોય છે પણ જો તમે સફળતા અને નિષ્ફળતા patent નો અભ્યાસ કરશો તો તમે વધુ સારી action લઈ શકશો patent જેટલી સામાન્ય હશે તેટલી તમારા જીવનમાં અમલમાં મૂકવી પણ સરળ બનશે તેટલી તમારા જીવનમાં અમલમાં મૂકવી પણ સરળ બનશે વોરન બફેટ ની રોકાણની સફળતાની નકલ કરવી અઘરી છે કારણ કે તેના પરિણામ એટલા જબરદસ્ત છે કે તેના જીવનમાં અને performance માં નસીબ નો બહુ મોટો હાથ છે તેવું કહી શકાય તમે કોઈના નસીબ ની નકલ ન કરી શકો. તેઓ સાતમાં શીખશો કે જે લોકો તેના સમયને કાબુ કરી શકે છે તે વધુ ખુશાલ જીવન જીવી શકે છે આ એક સામાન્ય નિરીક્ષણ થયું જેના તમે અમલ કરી શકો છો મારા પ્રિય ઇતિહાસકાર ફેડરિક લુઇસ એને તેની પૂરી કારકિર્દી મધ્યમ વર્ગના લોકોના જીવનનો અભ્યાસ કરવામાં વિતાવી તેઓ કેવી રીતે જીવે છે તેવો કેવી રીતે બદલ્યા તેઓ શું કામ કરતા તેઓ શું જમતા વગેરે આવા લોકોમાંથી તમે નિરીક્ષણ કરો છો તેને જીવનમાં અમલમાં લાવવું સહેલું છે તેને બદલે જો તમે સમાચારમાં ચમકતા સફળ લોકો માટે અભ્યાસ કરશો તો કામ અઘરું થઈ શકે છે એકવાર કહ્યું હતું સફળતા આળસુ શિક્ષક છે કે તે ચતુર લોકોને એવા ભ્રમમાં નાખે છે તેઓ ક્યારેય નહીં હારે જ્યારે વધુ પડતું ઉત્તમ ચાલતું હોય ત્યારે વિચારો કે તમે વિચારો છો જેટલું સારું નથી તમે અજય નથી તમે જો એમ સમજશો કે નસીબના કારણે જ તમને સફળતા મળી તો તમારે નસીબના ભાઈ જોખમને પણ વિશ્વાસ કરવો જ પડશે કારણ કે તેનાથી પણ તમારી વાર્તામાં બહુ મોટો બદલાવ આવી શકે છે પણ આ જ વાત બીજી દિશામાં પણ સાચી છે નિષ્ફળતા પણ આળશુ શિક્ષક હોઈ શકે કારણ કે તે ચતુર લોકોને એવા બ્રહ્મા નાખશે કે જ્યારે તેઓ જોખમ ની વાસ્તવિકતાને સમજતા હશે ત્યારે તેઓને એવું લાગશે કે તેઓએ બહુ ખોટા નિર્ણય લીધા હતા. અહીં તમારા નાણાકીય જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવાની યુક્તિ એ છે કે તમે એવી રીતે રોકાણ કરો કે જો નુકસાની થાય તો પણ તમે બધું ગુમાવી ન બેસો અમુક સમય પછી પણ તમને જોઈતો ફાયદો મળે પણ એ વાત એટલી જ મહત્વની છે કે આપણે સફળતામાં નસીબને મહત્વ આપીએ છે તે જ રીતે જોખમને પણ એક ભાગ માનીને આપણે આપણી જાતને માફ કરવી જોઈએ તેથી આપણે નિષ્ફળતા વિશે વિચારતા હસૂ ત્યારે યોગ્ય સમજ કેળવી શકશો. કંઈ પણ દેખાય તેટલો સારું કે ખરાબ નથી હોતું. ચાલો હવે વાર્તા જોઈએ એકત્રીસ હોય તો આપણે શું મુકીશુ zero three મૂકીશું હોય તો આપણ zero two મુકીશું એકત્રીસ હોય તો zero મુકી ત્રીસ હોય તો zero two મુકીશું જુલાઈ એકત્રીસ છે તો zero three ઓગસ્ટમાં પણ એકત્રીસ છે તો zero three સપ્ટેમ્બર સપ્ટેમ્બર ની કઈ તારીખ સુધી જવાનું છે તો બાર મી તારીખ સુધી જવાનું છે તો બાર ભાગ્યા તમે સાત કરી નાખો.

ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીશ વીસ એકવીસ બાવીસ તેવીસ અને ચોવીસ ok શું આવશે twenty four તો ચોવીસ છે તો ચોવીસ ને તમે ભાગો સાત વડે તો અહીંયા ભાગેલું છે જુઓ

clear છે ચાલો વધુમાં પાંચમા નંબરનું example જેને પણ ખબર ના પડે એને નીચે comment કરજો oayk સાત ચાર ઓગણીસો ને સત્તાણુ શનિવાર છે તો ત્રણ દસ ઓગણીસોને સત્તાણુ કયો વાર હોય તો પાંચ ચાર ઓગણીસોને સત્તાણુ કયો વાર છે ભાઈ શનિવાર છે ચોથો મહિનો છે જાન્યુઆરી ફેરબરૂઆરી માર્ચ કયો વાર છે ભાઈ શનિવાર છે તો ચાલો એપ્રિલ મહિનો છે દસ મો મહિનો એટલે ઓક્ટોબર સુધી આપણે પહોંચવાનું છે એપ્રિલ okay મે જૂન જુલાઈ ઓગસ્ટ ok સપ્ટેમ્બર અને ઓક્ટોબર clear હવે ચોથો મહિનો છે ok તો ચોથા મહિનાની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ કેટલા દિવસ હોય તો ત્રીસ દિવસ હોય તો ત્રીસ દિવસ માટે ચાર દિવસ already ok ત્રીસ દિવસમાંથી ચાર દિવસ already આપણા જતાં રહ્યા છે તો અહીંયા શું આવશે ત્રીસ માંથી આપણે ચાર બાદ કરો તો આવશે twenty six કેટલા આવશે twenty six ભાગ્યા આમાંથી શું કરવાનું છે સાત કરવાનું છે તો ત્રીસ માંથી તો છવીસ આવે અને છવીસ ને સાત વડે ભાગો તો સાત એક સાત દૂ ચૌદ સાત તરી એકવીસ સાત ચોક અથિયાવિસ વધી જય તો સાત તરી આવી જસે okay તો બાવીસ તેવીસ ચોવીસ પચીસ અને છવીસ અહીંયા શું આવશે zero five ok તો અહીંયા ઝીરો ઝીરો પાંચ આવશે ચાલો મેં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે ok તો એકત્રીસ દિવસ જૂનમાં ત્રીસ દિવસ જુલાઈમાં એકત્રીસ ઓગસ્ટમાં પણ એકત્રીસ સપ્ટેમ્બર માટે એકત્રીસ જોઈએ તો આપણે zero three મુકીશું ત્રીસ છે તો આપણે zero two મુકીશું એકત્રીસ થી એકત્રીસ થી zero three સપ્ટેમ્બર છે તો આપણે zero two ઓક્ટોબર ઓક્ટોબર ની ત્રીજી તારીખે જવાનું છે તો ત્રણ ભાગ્યા સાત તરી ત્રણ ભાગ્યા સાત એટલે zero three સરવાળો કરો તો પાઠ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ શું આવે છે tweenty one તો એકવીસ આવે છે તો સાત વડે ભાગો તો સાત તરી એકવીસ એટલે zero zero શનિવાર પ્લસ વાત કરો તો શું આવી જાય શનિવાર પોતે આવી જાય ok

નવ આઠ ઓગણીસોને છન્નું કયો વાર હશે બે બે ઓગણીસોને છન્નું કયો વાર છે બુધવાર છે ચાલો તો ફેબ્રુઆરી કે ok તો તો ફેબ્રુઆરી થી આપણે સ્ટાર્ટ કરીશુ જવાનું કે આઠ મહિના સુધી તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન ok ઓકે જૂન જુલાઈ ઓકે ઓગસ્ટ સુધી આપણે જવાનું છે તો ફેબ્રુઆરી મહિનો છે એમાં કેટલા દિવસે સૌથી પહેલા આપણે lip year પર છે એ ચકાસવું પડશે તો ઓગણીસો તો એને આપણે ચાર વડે ભાગો તો એનાથી આપણને ખબર પડે તો importance છે કે નહીં તો ચાર દુ આઠ એક છ અને અને ચોકૂ ચોકૂ સોળ okay તો તમે આ જુઓ જીરો જીરો એટલે કે lip year તો ઓગણત્રીસ દિવસ હશે ઓગણત્રીસ દિવસ માંથી બે દિવસ જતા રહ્યા ઓગણત્રીસ દિવસ માંથી બે દિવસ જતા રહ્યા તો વધ્યા કેટલા સત્યાવીસ દિવસ સત્યાવીસ ભાગ્યા સાત કરો માર્ચની અંદર કેટલા દિવસથી એકત્રીસ એપ્રિલમાં ત્રીસ મે એકત્રીસ જૂનમાં ત્રીસ જુલાઈમાં એકત્રીસ zero three zero two zero three zero two અને zero three clear હોપ સો ખબર પડી ગઈ હશે ઓકે ચાલો તો હવે વાત થાય ઓગસ્ટ તો ઓગસ્ટમાં કેટલા દિવસ સુધી જવાનું છે નવમી તારીખ છે નવ ભાગ્યા સાત કરી દઈશું તો તમે નવ વાગ્યા સાત કરો તો સાત ગુણ્યા એક સાત આઠ નવ ઝીરો ટુ તો કેટલું વધે છે તો ઝીરો ટુ સરવાળો કરી દો છો સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ સતર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તો શું આવે છે એકવીસ તો ફરીથી સાત તારીખ એકવીસ એકવીસ થશે એટલે તો શું બુધવાર ફરીથી એના એ જ તારીખ હશે તો આનો answer શું આવશે આનો answer પણ આવી જશે બુધવાર શું આવી જશે બુધવાર ok તો આઈ હોપ સો મેં તમને ત્રણ example ગણાવ્યા છો example તમને clear થઈ ગયા હશે અને method છે એ પણ તમને ખબર પડી ગઈ હશે તો હવે હું તમને ત્રણ દાખલા home work ની અંદર આપું છું સાતમા નંબરનો બે પાંચ અને બે હજાર ને ચાર ગુરૂવાર છે તો ત્રણ બાર બે હજાર ને ચાર કયો વાર હશે આનું અંતર તમે home work ની અંદર લાવવાનો છે હજુ આના સિવાય બીજા બે example આપું છું એક સોરી ત્રણ ઓગણીસો બે ગુરુવાર છે તો ઓગણીસ સાત ઓગણીસો બે કયો વાર હશે બીજો છે પંદર બે ને ઓગણીસો ને બાવન સોમવાર છે તો સાત આઠ ઓગણીસો ને બાવન કયો વાર હશે આમ તો ત્રણ example મારે ગણવાનો હતો પણ તમને practice માટે ત્રણ example આપું છું simple છે જો example ગણાવ્યા તમને પહેલી વસ્તુ stal clear થઈ ગઈ હશે ઓકે તો તમને આ ત્રણ example ની અંદર ગણજો નીચે comment કરજો તો આગળના બે અને આ ત્રણ ટોટલ પાંચ example મેં home work માં આપ્યા આની તમે practice કરજો

part two ની અંદર આપણે બાકીના ત્રણ પ્રકારો છે એને આપણે સમજીશું part one ની અંદર હતું પણ તમારો કોઈ પણ doubt હોય નીચે comment કરજો એ comment હુ next lecture માં ની અંદર try કરીશ કે સુધારીશ ok તમારી કોઈ comment હોય

નમસ્તે કોમલ કેમ છે તું મજા માં શું ચાલે છે જીવન માં હા સિયોચી હું એકદમ મજા માં તારે શું ચાલે છે બોલ મારે તો શાંતિ ચાલે છે બસ, મારે પણ શાંતિ પણ તારા અવાજ ઉપર થી તો નથી લાગતું કે તારે શાંતિ ચાલે છે થોડી પરેશાન હોઈ એવું લાગે છે મને અરે હા છું તો ખરી હું થોડી પરેશાન

હા તું એટલે વૃક્ષ પ્રેમી છો મને તો ખબર જ નોતી પણ આમ વાંક કેહવા જેવું તો કઈ છે નાઈ અને એ પણ એક પ્રકૃતિ પ્રેમી તરીકે હું સમજી શકું છું કે પોતાની આંખ સામે વૃક્ષ ને કપાતા જોવ બોવ અઘરું કામ છે તે કેવી રીતે જોયું હશે! સાચી વાત છે મને બોવ જ દુઃખ થયું એટલે હું હતાશ પણ થઇ ગઈ

લોકો આમ તો પર્યાવણ ના પ્રેમ ની વાતો કરે છે છતાં પણ તેનો વિરોધભાસ થઇ આવા કામ કેમ કરે છે અને વૃક્ષ ને કાપી નાખે છે

કેમ કે નગરપાલિકાને રસ્તા પોહળા કરવા હોય છે એમાં વચ્ચે વૃક્ષો નડતા હોય છે એટલે એ વૃક્ષો ને કાપી નાખે છે અને પછી એમ કે છે કે તમારા માટે જ કર્યું છે પણ અમારા માટે તમે શું કર્યું છે બધા બસ ખાલી વાતો કરે છે સાચી વાત છે પર્યાવરણ પ્રેમ ની વાત તો વધારે થાયછે

ગયા જ ઉનાલે આપણે કેટલી ગરમી હતી આ ગરમી સહન કરવા માં તો હું કંટાળી ગઈ હતી મને નિશાળે થી આવવા જવા માં પણ મુશ્ક્લેલી પડટી હતી પહેલાના જમાના માં લોકો ગામડા માં ગરમી હોઈ ને ત્યારે મોટા મોટા વૃક્ષો ના છાવ માં બેસે એનો છાંયડો ખાય થાક ખાય અત્યારે એ વાતાવરણ તો મળતું જ નથી જોવા આપનને ને અત્યારે તડકો આવે છે પણ ક્યાંય આપન્ને ને વૃક્ષ ના દેખાઈ કે ના અને છાંયડા આપડે થોડો વિસામો ખાઈ શકીયે સાચી વાત છે લોકો બાર ના વૃક્ષો કાપી કાપી ને ઘર ની અંદર નાના નાના છોડવા ઉગાડે છે પણ તેનાથી શું પરિણામ થાય ઉલ્ટાનું બહાર વધારે જગ્યા રાખે અને ઘર નાના નાના બનાવે તો પણ વધારે ફાયદો થાય હા એ વાત સાચી છે તારી અને વૃક્ષો બધા માં કામ આવે છે વરસાદ પણ વૃક્ષ ના કારણે જ આવે છે આપણને ખોરાક પણ વૃક્ષ ના કારણે જ મળે છે તો પણ મનુષ્ય ને વૃક્ષ ની કોઈ કિંમત રહી નથી હવે અને ઉનાળો તો છોડ પણ ચોમાસા માં પણ કેટલી મુશ્કેલી પડે છે મને યાદ છે કે મને બહાર વરસાદ માં ભીંજાવું બહુ જ ગમતું હતું પણ હમણાં તો થોડા સમય થી વરસાદ ના પાણી માં વાહનો ના અને કારખાના ના એટલા ધુમાડા હોઈ છે કે મને હવે જવું જ નથી ગમતું હું હવે ક્યારેય પણ પોતાની ઇરછા થી વરસાદ માં ભીંજાવા જતી જ નથી બિલકુલ સાચી વાત છે તારી મને પણ વરસાદ માં ભીંજાવું બોવ જ ગમતું હતું પણ અત્યારે વરસાદ નું પાણી જોઈ ને જ આપણને ઇરછા નથી થતી અને આ જ પાણી ખેતરો માં જય છે પાક ને અપાય છે અને એમાંથી જ આપડો ખોરાક પાકે છે અને આ જ ખોરાક આપને ખાઈએ છીએ અને એ પ્રદુષિત પાણી થી પકવેલો ખોરાક ખાઈ ને આપડા શરીર પણ ક્યાં હવે સારા રે છે આપડે કેટલી નાની ઉંમર માં કેટલી મોટી મોટી બીમારી ઓ ના શિકાર બની જઇયે છીએ સાચી વાત છે એક વાતાવરણના બગાડવા થી બધી જ જગ્યા એની અસર પડે છે માનવ પણ એ જ વાતાવરણ માં જીવે છે તેની અસર આપનને થવાની જ ને અને ઉનાળો ચોમાસું અને શિયાળા માં પણ ઠંડી નથી પડતી

હવે એક પણ ઋતુ સરખી રીતે ચાલતી જ નથી ઉના ઉનાળા માં ગરમી વધારે પડી જાય કોઇવાર વરસાદ આવી જાય કોઇવાર શિયાળા માં વરસાદ આવી જાય તો ઠંડી પડે નઈ ઠંડી ના પડે એટલે શિયાળુ પાક તો થાય જ નાઈ ચોમાસામાં જયારે ઋતુ હોઈ ચોમાસ ની ત્યારે વરસાદ ના આવે અને જયારે આ ઋતુ પતે પછી વરસાદ આવે અત્યારે દેખૂ

કેમ કેમકે એમને વૃક્ષો ની કિંમત ખબર હતી કે વૃક્ષો હશે તો જ આપણું જીવન સરળતા થી પસાર કરી શકાય શકાશે બાકી વૃક્ષો વગર આપણું જીવન સરળતાથી પસાર નહિ કરી શકાય અત્યારે આપડે જોઈએ છીએ કે શિક્ષા અપાઈ છે આપણને શિક્ષણ મા વૃક્ષો નું મહત્વ સમજાવાય છે પણ એ જ શિક્ષણ જે ચોપડે લખાઈ છે એ ચોપડા વૃક્ષો માંથી આવે છે આપડે એ તો ક્યારેક વિચાર્યુ છે આપડે વિચારતા જ નથી અને આપડે તો હેરાન થૈયે છીએ અને આપડી સાથે સાથે પશુ પંખી ઓ ને પણ કેટલા હેરાન કરીયે છીએ લોકો ને જંગલો છોડી છોડી ને જંગલી પ્રાણી ને રસ્તા ઉપર આવું પડે છે અને પછી આપડે એમ કહીયે કે વાઘ અને સિંહ રસ્તા ઉપર ફરીને આપણને હેરાન કરે છે જબકી સૌથી પેલા તો આપડે જ એમને હેરાન કર્યા છે એટલે જ એ લોકા જંગલો છોડી ને

કેટલા પક્ષી ઓ ના માળા તૂટી જાય છે કેટલાક ના નાના નાના બચ્ચા મરી જાય છે એવુ બધું આપડે ક્યાં વિચાર્યું છે આપડે એક માણસ આખા પર્યાવરણ ને પ્રદુષિત કરી નાખ્યું છે બધું સંતુલન ખોરવી નાખ્યું છે જે ભગવાન નું બનાવેલું કુદરત નું આપેલું પ્રકૃતિ તમે જોવો કેટલી સુંદર છે પણ આપણ ને એની ક્યાં કોઈ કિંમત રહી છે હવે હવે વાત તો સાચી જ છે પ્રકૃતિ બઉ જ સુંદર છે તું તો અમદાવાદ માં રહે નઈ તારી ત્યાં નળસરોવર માં શિયાળા માં ત્યાં પક્ષીઓ આવે છે એ માંરે જોવા આવવા નો બઉ જ વિચાર છે હા તો આવ ને એક વાર તું જો ત્યાં શિયાળા માં ઠંડી પડે ત્યારે જાત જાતના પક્ષીઓ આવે છે કયા થી કયા થી દૂર દૂર થી પક્ષીઓ આવે છે આપડે વિચારવા જેવુ છે કે આપણને તો બરાબર પક્ષી ઓ ને પણ પ્રકૃતિ નો કેટલો પ્રેમ છે એ લોકો પણ પ્રકૃતિ સમજે છે કે ના કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે આપડ ને આપડે આના માટે કૈક વિચારવું જોઈએ તું તો school માં છે ને તો તું આવા આવા પ્રોગ્રામો કર અને હા અમે વિચારી તો છીએ કે કોઈ પણ શાળા માં પ્રસંગ હોઈ ત્યારે એક વૃક્ષ રોપીએ તો એમ એમ કરતા આખો બગીચો બનાવી શકાય અને આવી રીતે આપણને બોવ બધા વૃક્ષો પ્રાપ્ત થઇ શકે છે અને એનાથી આપના વાતાવર્ણ માં સહાય પણ થશે અમે આ કાર્યક્રમ આયોજન કરવાના જ છીએ અને આ કાર્યક્રમ થી બીજા ને પણ પ્રેરણા આપી સકશું ભલે આપડે એવું વિચારતા હોઈએ કે આપડા એકલા થી શું થશે પણ આપણું એક પગથિયું જો કદાચ ભવિષ્ય માં આપડા આપડી જે આવનારી પેેેેઢી છે એને કદાચ સહાય રૂપ થાય એટ્લે આપડે આવું કૈક કરી શકીયે તારી પાસે તો રસ્તા છે તું school માં છે તું બાળકો ને સમજાવ એક એક વૃક્ષ બધા પાસે વવડાવ તે વૃક્ષ કાલ ઉઠી ને મોટા થઇ ને આપન્ના આપડે જ પેઢી ને કામ આવાનું છે અત્યારે આપડી છીએ અને ઉપર થી તો એવું લાગે છે કે આપડા બાળકો ને તો વૃક્ષો જોવા જ નાઈ મળે વૃક્ષ એટલે શું એ લોકો પાસે કદાચ આવો question એ લોકો પૂછતાં રહી જસે સાચી વાત છે આ સવાલ બઉ મહત્વ નો છે જો બધા આના પર ચર્ચા વિચારણા કરે અને વિચારે તો અને મને લાગે છે કે જો અમે શાળા માં આ પ્રયાસ કરીયે તો એનો ફાયદો થશે કારણ કે અમારી પાસે બિજા કોઇ વિદ્યાર્થી ઓ આવશે અને એ વાવેલા વૃક્ષો નું ધ્યાન રાખશે જેનાથી વાતાવરણ માં બવ જ ફાયદો થશે આ તારી વાત બિલકુલ સાચી છે પછી ધીરે ધીરે એ જ બાળકો પોતાના ઘરે પોતાના માતા પિતા ને સમજાવશે કે વૃક્ષો નું કેટલું મહત્વ છે તો ખબર નઇ કદાચ કોઈ ચમત્કાર થઇ જય અને પછી સમાજ ના લોકો પણ સમાજ ના કોઈ પણ પ્રસંગ, માં એક એક પ્રસંગે કોઈ બાળક ના જન્મ ઉપર કોઈ બાળક ના જન્મ તિથિ ઉપર કોઈ પણ રીતે એકેકેકેક વૃક્ષ વાવશે તો પણ આપણું પર્યાવરણ સુધરી જશે અને આ નાની નાની વસ્તુઓ થઇ ને જ મોટી થશે અને આપડે પર્યાવરણ માં સારો એવો બદલાવ પણ આવી શકશે પણ સૌથી મહત્વ નું શું છે ખબર છે આમાં કે એક વખત એ વૃક્ષ વાવ્યાં પછી એની કાળજી રાખવી પડે તોજ એને ફાયદો મળે નહિતર પછી એ ત્યાં ને ત્યાં જ પૂરું થઈ જાય છે એક જ દિવસ ના કાર્યક્રમ મા એ વાત તારી બિલકુલ સાચી છે કે એક વૃક્ષ પણ એક બાળક જેટલી જ સાચવણી માંગી લે છે

અત્યારે તો શિયાળો ચાલે છે તો શિયાળા માં તો બધી જગ્યા એ બરફવર્ષા થતી જ હશે તો આપડે શિમલા જય શકીએ જમ્મુ કાશ્મીર જય શકિયે એવી એવા કોય ઠંડા પ્રદેશ મા જઈએ તો વધારે મજા આવે શુ કેવાનુ થાય છે તારુ સાચી વાત છે આપને આ પ્રદેશ માં રહીએ છે તો કદી snowfall બરફવર્ષા આપને જોઇ જ નથી હિમવર્ષા જોવની મજા બોવ જ આવશે હા અત્યારે તો બધી જ જગ્યા એ હિમવર્ષા થઈ રહી છે તો આપને એવુ કઈક વિચારી શકાઈ જવાનુ ગોથ્વી શકાઈ જો તારી પાસે સમય હોય તો આપડે ગોઠવીએ જવાનુ મારી પાસે તો અત્યારે સમય છે તારી પાસે છે અત્યારે સમય હા આપને કોઇ એવીવ જગ્યાએ જ્યા બરફ હોય નહીંતર પછી આપડે કોઈ પર્વત વાળી જગ્યા એ પણ જય શકીયે કે જ્યાંનું વાતાવરણ આપાનને ને બોવ જ ગમશે હા પર્વત વાળી જગ્યા એ પણ વધારે મજા આવશે અત્યારે તો ધુમ્મસ વાળા વાતાવરણ છે બધી જગ્યા એ ધુમ્મસ હશે તુ એક વાર મારા ઘરે તો આવી જો તને મારા ઘરે થી પણ ધુમ્મસ વાળું વાતાવરણ તો જોવા મળશે સવારનુ વહેલી સવાર સવારે સવારે મારા બારી ઓ માંથી ધુમ્મસ જ દેખાઈ છે અત્યારે એટલું ઠંડુ વાતાવરણ છે મારા ઘર side તુ એકવાર આવ તો ખરા સાચ્ચી વાત છે આ વખ્તે તો જ્યારે અમારી રજાઓ પડશે ત્યારે હુ તારા ઘરે જ આવીશ અને પછી હા આપને ત્યાથી આગળ જવાનુ વિચારીશુ હા તુ એકવાર મારા ઘરે આવ શાંતિ રહ રહે મારા ઘરે પછી આપને વિચારી એ ક્યા જવુ છે નક્કિ કરીએ કોયક સારી જગ્યાએ કોયક સારા વાતાવરણ મજા આવે એવી જગ્યાએ ગોઠવીએ અને હાતો શિયારો ચાલે છે તો આપને કોય ઠંડી જગ્યાએ પર્વત વારી જગ્યાએ જઇએ જ્યા ચા અને coffee બગિચા હોય તો એ જોવાની બોવજ આવી જશે હા એ વાત તારી સાચી છે આપને તો બોવજ વાતો કરી વાતાવરણ પ્રેમી આપને બન્ને કેટલા થઇ ગ્યા

હા પણ એકબીજાની આ વાત તો ખબર જ નો હોતી કે આપને આટલા વાતાવરણ પ્રેમી છીએ પણ સાચી વાત છે આમ તો વિચારવા જેવુ જેવુ છે આ વસ્તુ પર અને હવે હુ હમ્મેશા યાદ રાખીશ અને જ્યારે પણ આવા આયોજનો મા જઇશ ત્યારે ચોક્કસ થી તને યાદ કરીશ અને મારી જોડે તને લઇને જઇશ બરાબર હવે તો હું તને ફોન કરીને ને યાદ કરાવીસ કે રૂચી તારે કોઈ પણ કાર્યકમ માં મારી જરૂર મારી મદદ જરૂર હોય તો પણ આઈસ

જયારે આપડા નજરો સામે બધું થતા જોઈએ છે ને આપણે પણ કાઈક કરવું જોઈએ આના વિશે આનું પણ ભલું થાય પર્યાવરણ પણ ભલું થાય કાઈક કરીએ હવે અને હું તપાસ પણ કરાવીસ આના પર બૌ સંસ્થાઓ કામ પણ કરી રહી છે એ સંસ્થાઓ તારે જોડાવું હશે તો તને ચોક્કસ થી જાન કરીશ હા પાકું આવી કોઈ સંસ્થા તને ખબર હોય કે જે પર્યાવરણ પ્રેમી હોય અને વૃક્ષો વવડાવા માટે ના કોઈ કાર્યકમો આયોજનો કરતી હોય અને એમાં એમને સ્વયંસેવકો ની જરૂર હોય તો તું મને પાક્કું કેજે હા ચોક્કસ થી હવે જયારે સામ સામે મલસું ત્યારે વધુ માં ચર્ચા કરીશું મને બવ મજા આઈ તારી સાથે વાત કરી ને હવે મને એવું લાગે છે કે આપડી ચર્ચા વધારે ને વધારે વધતી મળ્યા પછી તો એવું લાગે છે કે આપડે કલાકો ના કલાકો નીકળી જશે આ વાત ની ચર્ચા કરવામાં સાચી વાત છે અને એ વાત ઉપરથી કઈ પરિણામ નીકળે ને વધુ સારું રેહસે હા ખાલી ચર્ચાઓ તો બધા કરે છે અને આવી ચર્ચાઓ તો આપડા જેવા કેટલા કરતા હશે એક મહત્વ નું પગલું લેવું વધારે જરૂરી છે કે એક ડગલું આપડે તો ભરીયે પછી પાચળ તો બધા છે જ સાચી વાત છે ચાલો આવજે અને પોતાનું ધ્યાન અને તારા પરિવાર નું પણ ધ્યાન રાખજે હા એતો હું તો રાખીશ જ તું પણ તારું ધ્યાન રાખજે અને હવે થોડીક પરેશાની છે ને એ પરેશાની દેખાડવાનો કોઈ મતલબ નથી કઈ સારું કામ કર સારું વિચાર આના વિશે હું શું કરી શકું પરેશાન થઇ ને ઘર માં બેસી રેવા થી કાઈ મળવાનું નથી આપડે કઈ વિચારી શકીએ તું school માં છે શિક્ષક છે તારા પાસે તો ઘણા રસ્તા છે સારું સારું આ તારી વાતો બધી યાદ રાખીશ હવે આવજે આવજે Hello

Hello.

કોણ? હું ફાલ્ગુની બોલું. કોણ ફાલ્ગુની? હું તમારી friend સ્નેહા છે ને? હા હા. એણે તમારો નંબર આપ્યો. અચ્છા હા. તો તે દિવસે આપણે મેચમાં ભેગા થયા તા એ જ ને?

હા બોલો બોલો બોલો. અમ અમારે થોડું કામ હતું. બોલો ને બોલો ને શું કામ છે. એટલે ફોન શું તમારો અવાજ કપાય છે થોડો. હવે આવે છે? હા હવે આવે છે ઘણો. હમ્મ. Online નો તમને કઈ ખ્યાલ છે?

Okay. હા. Online selling, on~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

અચ્છા એમાં તો તો ઘણા બધા કરાવે કે તમે home selling કરી શકો પછી selling માં જથ્થાબંધ selling કરી શકો.